એટલે મને એ વધારે best લાગે છે internship વધુ સારી છે college ના ભણવા કરતા internship માં પણ વધુ યાદ રહે છે college ના એટલા time ગાણા માં આપણે યાદ રહે છે એના કરતા college ના time ગાણા માં વધુ યાદ રહે છે. Intership best છે જેના માંથી એવા વિચારો હોય college ના કે internship છ મહિના આઠ મહિના હપ્આતા હોય તે સારું છે.

તેજ સારું છે college નો time કરવા ત્રણ વર્ષ બગાડવા કરતા એના કરતા ત્રણ વર્ષ આપણે internship કરીએ તે જગ્યાએ આપણે ત્યાં વધુ experience મળે અને બધુ આપણે શીખવા મળે. એવો મારો વિચાર છે એટલે હું BTECH પણ મારો વિચાર એવો છે કે હુ external અને બે ત્રણ વર્ષ time આપીને તો પણ Internship લવ અને બધું નવું નવું જાણવા મળે મને, એવો મારો વિચાર છે Internship કરવાનો BTECH માટે બરાબર છે. તો તમે અત્યારે Internship કરો છો gorecha metal માં બરાબર હા બરાબર Okay તમારા કોઈ મિત્રો હશે ને તમારી સાથે હા હા અમે પાંચ છ જણા RK university માંથી અમને placement મળ્યું છે gorecha metal કામ કરીએ છીએ છ મહિના ની internship હોય એમાં છ મહિના થી experience લેવાનો હોય અને નવું નવું report જમા કરાવાનો હોય report બનાવાનો હોય અત્યારે કેટલું શીખીએ બધુ અમારે જમા કરવાનું હોય અને આ રીતે અમારે છ મહિના નું internship માં gorecha metal તમારે પણ અત્યારે એજ હસે ક્યાં

હાલ માં તો હું web technology માં કામ કરું છુ manstack નો ઉપયોગ કરીને તમારા મિત્રો માં શું કહેવાનું છે internship કે પછી college અભ્યાસ કરવો સારો છે હા બધા મિત્રો નું એમ જ કેવું છે આપણી internship બધુ સારી રીતે college time આપણા થી એટલું બધુ શીખવા નથી મળતું. બધા નું એવું કેવું છે internship વધુ શીખવા મળે છે અમે અમારા એક month two month થયા છે internship ના અમે college ના ત્રણ વર્ષ કરતા two month માં વધારે શીખી ગયા છીએ કે શું કેટલું કરવું કેટલા project આવે કઈ રીતે બધુ work કરવું college ના time ના બધુ અમને internship માં જાણવા મળે છે બધા મિત્રો નું એવું જ કેવું છે કે internship best છે હા પણ આ વાત થી સેહમત છુ.

અથવા તમારે diploma કરવું હોય તો પછી તમે એમાં પણ તમારે ગણા choices છે જેમ કે તમારે mechanical engineering કરી શકો છો હે અને તે સિવાય એ science ને છોડી ને commerce માટે પણ ગણા options છે જેમ કે એ તમારે BCA એ કરવું છે અથવા BSC કરવું છે એ તમે કરી શકો છો સરસ તમે મારવાડી university માં કીધુને તમે ત્યાં અભ્યાસ કરો છો તો તમને કેવો અનુભવ લાગ્યો કે તમને મારવાડ university best લાગી

શીખવવા માં આવે છે એ practical base હોય છે properly એનાથી આપણને વિદ્યાર્થીઓ ને પૂરી સમજણ પડે હા સરસ એ વધુ ફાયદાકારક રે આપણને જે practical માં જાણવા મળે હવે તમારો next future વિચાર શું છે તમારો આગળ ભણવું છે કે internship કરવી છે કે શું વિચાર છે તમરો ના ના હાલમાં તો મારુ placement થઇ ગયું છે અને હું લગભગ જ્યાં સુધી મને અનુકુળતા લાગશે ત્યાં સુધી તો હું સીધો job જ કરીશ આગળ કઈ અભ્યાસ કરવાનો મારો વિચાર નથી સરસ તમે તો હજુ diploma પૂરું કર્યુંને હા હજી માંરોતો હજુ વિચાર છે હજી હું BTECH કરવાનો છું અને internship માં વિચાર છે મારો BTECH કરવાનો કેમ કે આપડે college તરફ જવા કરતા internship માં વધુ જઈએ કોઈ પણ company માં તો આપણને વધુ સીખવા મળશે પણ અત્યારે બધી most of company આપણને વધારે experience આપણો હોય તો એ પ્રમાણે આપણને select કરે છે મ મારો એવો વિચાર છે કે હું internship માં વધારે ધ્યાન આપું અને મારા મિત્રો વિચારશે કે મારે CADCAM માં આગળ વધવું છે તો મારે એના class કરવા છે future માં અને અમ આગળ વધવું છે આવો મારો વિચાર છે એ બરાબર છે. તોતો પછી તમે diploma કર્યું તો પછી કેટલી fees છે તમારે ત્યાં અમારે ત્યાં fifty thousand છે. આમરે અહિયાં પચાસ હાજર fees છે diploma ની અને મારે scholarship ને આવું બધું બાદ કરતા પચીસ હાજર હું fees ભરું છું છ sem ની અને વર્ષની આપણને પચાસ હજાર fees છે અમારે અહી RK university આપણે સારો આવો વધારે ફાયદો છેકે આપણને તમારા દસમાં ના percentage ઉપર તમે જાઓતો તમને scholarship ઘણો ઘણો ફેર પડે છે તેથી fee માં કોઈ problem આવતી નથી તમારે કઈ રીતે છે ત્યાં fee નું હા અમારે ત્યાતો fees માં જોવા જોતો બહુ મોંઘુ છે ત્યાં તમે engineering કરો તો લગભગ સવા થી દોઢ લાખ નો ખર્ચો થઇ જાય વર્ષનો હા આજના જમાનામ તો શિક્ષણ બહુ મોઘુને મોઘું થહી રહ્યું છે હા શિક્ષણના અત્યારે શિક્ષણના પૈસાથી બોલાય છે હ તમે અત્યારે જોવો તો નાના નાના છોકરાઓ જે ટેણીયાઓ હજી પહેલું બીજું ભણતા હોય એમને બી લાખ લાખ રૂપિયા fees લે છે school વાળા અમ હા એ જ છેને આપણે જયારે નાના હતા ત્યારે આપણે તો કઈ એટલી બધી fees હોતી ની અત્યારના ભણતર પ્રમાણે કેટલી fees થઇ ગઈ છે બહુ મોઘવારી વધી રહી છે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

અત્યાર ના parents ને બધા ને એમજ છે કે વધારે private માં સીખવા મળે આવું નથી વધારે આપણને સરકારી માં શી ખવા મળે સરકારી માં પણ શિક્ષકો જ સારા છે બસ મારા માટે સરકારી school જ best છે. તમારો શું વિચાર છે? હા obvious વસ્તુ છે, કે સરકારી સ્કુલમાં એવું કઈ નહિ કે ત્યાં નથી શીખવાડતા ત્યાં properly શીખવાડે જ છે, but હવે કોઈને ત્યાં ભરોષો નથી શિક્ષકો પર બધાના મન માં બસ એવાજ બાકી મારા વિષય પ્રમાણે તો સરકારી સ્કુલના જે શિક્ષકો છે એની પાસે વધુ જ્ઞાન છે એ વધુ શીખવા મળે છે ત્યાંથી એટલા બધા ભણેલા ગણેલા શિક્ષક હોય છે, private university કરતા, એટલે મારા માટે તો સરકારી school જ best છે. તમે ક્યાં અભ્યાસ કરેલો છે, ten અને બાર, દસ અને બાર. જી મેં મારું બારમું તો સરકારી school માજ પૂરું કરેલું છે, અને જવાહર નવોદય વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે.

આપણે જોવા જઈએ તો એકદમ શ્રેષ્ઠ છે. તમે બારમા તમારે કેટલા percentage ખુબ જ સરસ સારા ગુણ કેવાય.

તમારો તમે ક્યાં ક્યાંથી અભ્યાસ કર્યો છે? દસમું ક્યાંથી કર્યું છે? મેં પણ સરકારી school માં કરેલું છે, અમારા ગામમા શાળા છે, ત્યાંથી દસમું કરેલું છે. કેમ કે મને private university private college school કરતા મને સરકારીમાં વધુ intreset એટલે મેં સરકારીમાં જ કરેલું છે દસ સુધી, અને દસ પછી હું RK university માં મેં diploma કરેલું છે. બરાબર શુ result આવેલું તમારું દસમાં ધોરણનું? દસમાં મારે બ્યાશી PR આવેલા છે.

તો પછી તમે diploma કરવાનો નિર્ણય શા માટે લીધો? મારો એવો વિચાર છે કે આપને આગિયાર બાર કરી, આગિયાર બાર નાં બે વર્ષ કરીને તી પછી આપને college ના ચાર વર્ષ કરી પાંચ વર્ષ કરવા કરતા, આપને ત્રણ વર્ષ diploma નાં કરીએને આપને ઓલા પાંચ વર્ષ કરવા કરતા આપને આ ચાર વર્ષ શીખવા મડશે વધુ experience મળે છે, તો મારો એવો વિચાર છે કે આગિયાર બાર કરીને પણ પાછુ આપને engineering માં જવું છે તો આપણે direct માં વી જઈએ ઓલા આપણે બે વર્ષ બગાડવા એના કરતા direct diploma માં માં વી જઈએ તો આપણે વધુ શીખવા મળે. એટલે આ વિચારથી મેં આગિયાર બાર ને skip કરીને મેં diploma કરેલું છે. હમ બરાબર છે, મને પણ હવે અપસોસ થાય છે કે મેં diploma શા માટે નાં કર્યું. જો diploma માં કરી લીધેલું હોત તો પછી મને જાજુ અત્યારે જાણવા અમ શું કહેવાય? મારું knowledge વધારે હોત મારી field માં જેટલું અત્યારે છે એના કરતા. અથવા અગિયાર બાર કરતા તમારે engineering માં જવાનો વિચાર હોઈ, તો તમારે છેને diploma કરેલું best છે, કેમકે આપને એમાં વધુ શીખવા મળે છે, કારણ કે અગિયાર બાર આપણે best છે એ કરવુ જ પડશે. એના કરતા ત્રણ વર્ષ diploma માં ના અને ત્રણ વર્ષ આપણે degree ના આપીએ તો આપણે છ વર્ષનો જાજો experience મળે છે. એટલા મારો એવો વિચાર છે, diploma best છે, દસ પછી engineering line માં તમારે જાવું હોઈ તો, હા કારણ કે જો તમે, diploma આગળ કરી લો તો પછી તમને જે પણ engineering માં શીખવવામાં આવે છે એજ તમને diploma માં શીખવાડી દેવામાં આવે છે. એટલે જયારે તમે degree કરતા હોવ છો તો ત્યારે તમારે બધા વિદ્યાર્થીઓ કરતા તમારી પાસે સારું એવું જ્ઞાન હોઈ છે. જે તમને બોવ કામ આવે છે. હમ ત્યાં અમે પણ શું છે, ઘણી બધી university માં જઈએ છીએ, BTECH વાળા students કરતા અમને diploma વાળા students નું વધારે સારું result છે એટલે અમને એવું લાગે છે કે અમે diploma નો જે નક્કી કરીએ છીએ diploma માટે કે અમે best નિર્ણય લીધો છે, અને સારું લાગે એ પ્રમાણે diploma માં લીધો છે. એટલે અમને ઘણું બધું શિખવા મળ્યું છે, કે અમે અગિયાર બાર સારું થયું નાં કર્યું, અને direct અમે diploma લીધું અને અમને બધું શિખવા મળ્યું, એટલે અમારા માટે best છે, diploma હમ એ વસ્તુ બહુ સારી છે, મારું પણ એવુ જ કહેવું છે કે diploma જ કરવું જોઈએ, જો તમારો આહ એક તમારો પ્રવાહ એક તમે ધારી લીધું હોઈં કે ભાઈ મારે આજ કરવાનું છે તો પછી તમારે diploma જ કરવું જોઈએ. કેમકે તમારા માં તમને ખ્યાલ જ હતો કે માર mechanical engineering જ કરવું છે તો પછી તમારે diploma કર્યું એ તમે ખુબ જ સરસ નિર્ણય લીધો. એટલે જ મેં નિર્ણય લીધો મારે જે mechanical માં જ જવું છે, CADCAM માં જ આગળ વધવું છે, તો હું એ વિચાર કર્યો, શું કામ આગિયાર બાર કરવું, આગિયાર બાર કરીને મારે ખોટો time waste કરવો, એ કરતા diploma કરીને direct જાજો experience લેવું અને વધુ શીખવા મળે મને અને જલ્દી મારો growth થાય, મેં એવું વિચાર કરીને diploma માં admission લીધું, અને RK university select કરી, એટલે મેં diploma નો વિચાર કર્યો. મારા મતે એવું છે કે જેને engineering માં જવું એને અગિયાર બાર કરવાનીં કાઈ જરૂર નથી, direct diploma કરીને પછી BTECH કરે એને વધુ experience મળે અને વધુ શીખવા મળે. મારા મતે એવું છે વધારે diploma માં જવાના chance રહે, diploma માં જાય બધા અગિયાર બાર કરવાનું skip કરે, અને જે diploma કરશે એને વધુ શીખવા મળશે, અને વધુ જલ્દી-જલ્દી એનો growth થશે એવો મારો વિચાર છે. હવે મને પણ એવું લાગી રહ્યું છે કે મારે પણ diploma કરી લેવું જોઈતુંતું, કારણ કે મેં આગિયાર બાર કરેલું એમાં તો ઘણા બધા અલગ-અલગ વિષય આવેલા.

હમ એટલે જ મારો diploma નો વિચાર છે, diploma best છે, હજુ પણ કોઈ તમારા નાના ભાઈ છે, તમારા નાના ભાઈ મોટા ભાઈ તો તમે વધુ માં વધુ કેજો કે તમે diploma કરો અને આગિયાર બાર skip કરો કેમકે આમાં વધુ growth છે. અને હજુ તમારા નાના ભાઈઓ બહેનો છે, એને એમ જ કહેજો કે તમારે diploma કરવાનું એમાં તમારો વધુ growth છે.

હમ કાઈ વાંધો નહિ એ કોમર્સ પણ સારું જ છે, diploma જેનો વધારે engineering માં જેને intreset છે. તો તેના માટે diploma best છે. તમારે તરફથી કઈ બીજું હા તો તમે અત્યારે રાજકોટમાં કઈ જગ્યા એ રહો છો, હું રાજકોટ માં અત્યારે ઓમનગર પાસે રહું છુ, તમારે કઈ side રેહવાનું? હમ મારું બસ ની ઓલી side જ રેહવાનું છે તો તમે પછી ત્યાંથી

અને તમારી company કઈ side આવેલી? મારી company મુરલી પાન ચોકડી આગડ આવે છે, society ની સામે તમે ક્યાં જાઓ છો internship માં અત્યારે? હમ જે નાના મોવા circle પાસે જ જઈએ સહ અમે તો તમારે દુર નહિ થઇ જાતું? મારે દુર જઈ જાય પણ આપણે જે અત્યારે internship છે તો આપણે shift તો મળી જાય, તો આપને થોડું ઘણું time નક્કી કરીને આપણો time દેવો પડે એને હજુ થોડું મને દરરોજ તકલીફ પડે internship માં મારે બાર કલાકની હોય છે આઠ થી આઠનું, હવે પહેલી વાર experience મારો second month ઉપર મને થોડું અધરું લાગ્યું પણ સાથે-સાથે એવું લાગે છે કે મને વધુ શીખવા મળશે. ભલે છ મહિના મારે time દેવો પડે આઠ થી આઠ બાર કલાક પછી મારો growth વધારે થશે એટલે મને એવું લાગે છે કે આ મારા માટે best જ છે, એટલે internship કરી લવ. આ તો અત્યારે થોડુક ફરવું પડે પછી મારો future scope સારો રેહશે, હું જે શીખીશ ભલે મારે આગળ future માં કોઈ આગળ problem આવશે નહીં. હમ એ તો અત્યારે જેટલો સંઘર્ષ કરશો એટલું ભવિષ્ય આપણું ઉજ્જવળ રેહશે અને સેહલાઈ થી નીકળશે. એટલે જ મારો એવો વિચાર છે ભલે અત્યારે થોડીક તફ્લીક પડે, પછી future નાં ભવિષ્ય માં આપને કોઈ પણ problem નાં આવે. એટલે અત્યારે બાર કલાકની job કરું છું intership ધારો કે હવે તો આપણને ટેવ પડી ગય છે, કે daily આવવા જવાની થોડા દિવસ starting માં થોડું અઘરું લાગ્યું રાત્રે બાર કલાક કરવી અને દરરોજ આવવું જવું Accommodation માં બધી થોડી problem પડી પણ હવે તો કોઈ વાંધો નહિ આવતો, એટલે મારા માટે તો વાંધો નથી બોવ. તમને internship નું ઓલું લાગ્યું કે ઘણું સારું લાગ્યું? હા મને તો internship જ ગમી હો ભણવામાં તો શું હોય કે એમાં નકામા વિષયો આવતા હોય, જે આપણે ક્યાય કામ નથી આવવાના એના કરતા જો internship કરી લઈએ વહેલા તો પછી practical knowledge આપણને મળવાનું શરુ થય જાય. અને practical knowledge એવી વસ્તુ છે કે હા એ સાચી વાત છે practical માં વધુ જાણવા મળે છે college ના knowledge કરતા હા બરાબર છે તો પછી હવે તમારે college કઈ રીતે હોય તમારે internship ચાલે છે તો પછી ત્યાં કઈ reporting આપવાનું કે શું હોય?

એ બધુ reporting માં તમે કેટલું શીખો છો એ અમારે દર બુધવારે અમારે રજા હોય છે company માં દર બુધવારે college જઈને report આપવાનો હોય છે બધા ને તમે કેટલું શું શીખો છો કશું શું નથી શીખીયા કેટલા શીખે છે તમે શું ફાયદો થયો internship માં કેટલો ગેરફાયદો થયો તમને તમારા વિષયે એ તમને ક્યાં ક્યાં ઉપયોગ થાય છે બધુ અમે report આપીશું sir ને

તમારે તે જ રીતે હોય કે તમારે પણ અલગ રીતે report દેવાનો હોય ત્યાં ના અમારે હાલમાં તો હજી આવું છે college નું એક વર્ષ બાકી છે એટલે હજી તો internship ચાલે છે એટલે મારે પરીક્ષા તો જે કઈ university ના નિયમ હોય એ પ્રમાણે આપવી પડે છે બસ ખાલી અમારે હાજરી આપવા નથી જવાનું હા સરસ તમારે internship ની exam કઈ રીતે હોય છે હા બસ એ college એ campus interview હોય છે એમાં થી selection થયું છે એમાં પહેલા તો select કરવામાં આવે પછી interview લેવામાં આવે technical બે ચાર round છે એવું બધુ હોય

હમ સરસ તમારા એ તમે મને કીધું કે આ interview કોઈ દિવસ interview આપેલા નથી તમારા લીધે મને ખબર પડી interview કઈ રીતે હોય છે first interview આપણું. તમને તેમાં કેવા કેવા સવાલ પૂછવામાં આવ્યા હતા? હા હા તમને બી આવું જ હશે તમને તમારી technology વિશે તમને સવાલ પૂછવામાં આવશે જેમ કે computer engineering હતું software ના મને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. તમને પણ એવું જ હસે કે તમને mechanical વિશે કઈ પૂછવામાં આવશે હા એ તમારી સાથે વાત કરીને ગણું બધુ જાણવા મળ્યું કે interview માં કઈ રીતે હોય છે અને કઈ રીતે question હોય છે

તમને એમાંથી ખુબજ શીખવા મળે છે આપણે બીજા પાસે થી વાત ચિત કરીએ વાત ચિત સામને સામેં વાત ચિત કરીએ તો આપણે વધુ જાણવા મળે છે એટલે મેં કીધું લાવો તમે પૂછી લઉ તમારું interview તમે આપેલું છે તો તમને experience છે હા એ ખુબ સરસ વિચાર દર્શાવ્યો તમે તમારે અત્યારે company કઈ રીતે હોય છે તમારા madam હોય છે કે sir હોય છે તમને કોણ શીખવાડે છે બધુ કામ કઈ રીતે હોય છે હાલમાં તો અમારે આઠ કલાકનું હોય છે આખા દિવસની આઠ કલાક company એ જવાનું હોય છે જેમાં અમને project આપ્યો છે team માં અને એમાય project manager હોય છે એ અમને બધુ શીખવે છે અમને બધુ અલગ અલગ રાહ બતાવે છે તમારે team કેટલા જણા હોય છે? હા અમારી team માં તો મારા શિવાયના બે જણા છે અને એક project manager છે કુલ જોઈએ તો ચાર જણા છે તમને team માં વધુ કામ કરવું ગમે કે તમને એકલું કામ કરવું વધારે ગમે હા આમ તો મને શાંત વાતાવરણમાં કામ કરવું ગમે છે પણ ઘણીવારે એવું થતું હોય કે જયારે એકલો કામ કરતો હોવ તો ત્યારે પછી મને બહુ આગળ મને કઈ શુજ્તું ના હોય એટલે મારે મત પ્રમાણે તો team માં જ કામ કરવું સારું રહે છે કારણકે જો તમે ક્યાં અટકાઈ જાઓ તો તમે કોઈ તમારી team માંથી કોઈની મદદ લઇ શકો છો મારા માટે પણ એવું જ છે team માં કામ કરવું વધુ સારું છે કેમ કે આપણે કોઈ પણ problem આવે તો આપણે એકલા solve ના કરી શકીએ તો બધા સાથે આડા અવડા બધા solve કરી શકીએ એ question ઉપ્પર

હા બરાબર છે તો તમારે ત્યાં team માં કામ કરવાનું હોય છે એક એક જણા ને અલગ અલગ task આપવા માં આવે છે હા અમારે પણ અહિયાં team માં જ કામ કરવાનું હોય છે માં છે CADCAM માં છે તો અમે બધા team માંથીને જ કામ કરીએ છીએ કોઈ પણ design બનાવી છે અમારે તો બધાને અલગ અલગ થોડું થોડું આવડતું હોય અમે internship માં છીએ તો બધાને સરખું નથ આવડતું બંધ થોડું થોડું કરી કરીને અમે design તૈયાર કરતા હોય છે એટલે team માં જ કામ કરીએ છીએ અમને વધુ જાણવા મળે છે team માં કામ કરવું મારા માટે team માં કામ કરવું best છે. હા બરાબર છે તમે જેમ જેટલું team કામ કરો એમ તમારા માટે જ સારું છે હમ એટલે જ તો team માં કામ કરવું સારું છે અત્યારે તમે શું કહ્યું તું કઈ જગ્યાએ રહો છો તમે? હું ઓમનગરમાં રહ્યું છુ number ચાર માં ઓહો તો પછી તમારે ત્યાંથી company સુધી પહોચવું અઘરું નહી થઇ જતું હોય મારે બહુ અઘરું સવારે બસમાં જવું બસનો time ક્યારે બસના time એ અમારે મારુ regular એ time select કરવો same કરવો પડે બહુ અઘરું છે મારા માટે ત્યાંથી પછી ગોર્ચ ચોકડી થી મારે અલગ બસ લેવી પડે છે Difficult તો બહુ થાય છે અઘરું તો બહુ પડે છે મને daily માટે ક્યારે ricksha મળે ક્યારે bus ના મળે time આડાઅવલો થઇ જાય જમવા માટે બહુ તકલીફ પડે પણ અત્યારે આપણે internship ચાલુ છે ને આપણે શીખવું છે આપણે interest રસ છે તો થોડું ઘણું જતું કરવું પડે ક્યારેક આપણે

બરાબર છે તમારો આ વિચાર મને બહુ ગમ્યો

હ મારે તો બસ નજીક માં જ છે હું ચાલીને પાચ minute માં પોચી જાઉં છું હમ તો તમારે સારું છે તમારે નજીક જ છે અમારે તો બહુ સંગર્ષ કરવો પડે છે બહુ તકલીફ પડે છે હા નજીક છે એ વસ્તુનો લાભ તો હું ખુબ જ ઉઠાઉં છું બસ મને જયારે મન થાય ત્યારે company થી ઘરે આવું રાત્રે મોડે સુધી ત્યાં કામ કરતો હોય અભ્યાસ કરતો હોય એનાથી વધુ શીખવા મળે મને હમ સરસ તમારે company એ જવુ regular હોય છે કે તમે ઘરે બેઠા કામ કરી શકો છો હમ જી હાલમાં તો અમારી internship ચાલુ છે ટે માટે ફરજીયાત હોય છે ત્યાં જવાનું બાકી જયારે અમે regular join થઇ જઈએ પછી તો અમે work from home પણ કરી શકીએ ત્યાં પણ જઈ શકીએ. અને જેમ આપણે અનુકુળતા લાગે એ રીતે અમે કરી શકીએ હા એટલે જ મેં એવો પ્રશ્ન પૂછ્યો મેં આવું ઘણી જગ્ય્યા સાભળ્યું છે computer engineering વાળા work from home પણ કરી શકે અને company પણ જાય શકે એટલે મેં કીધું લાવો આ ભાઈ છે question કરી જોવું હા એ હોય છે but અમારે તો હજુ એવું નહિ થતું તમારે internship ચાલુ છે એટલે લાગ્યું મને કે તમારે work from home છે ક તમારે company જવાનું હોય છે એ રીતે મારો question અમે હતો મારો તો કું લાવ question કરી જોવું હા computer field વાળાઓને એક વસ્તુનો ફાયદો મળે છે ક એ લોકો ઘરે બેઠા પણ પોતાન laptop અથવા computer માંથી કામ કરી શકે છે અને એ લોકોને company માં અથવા તો office માં જવાની જરૂર નથી રહેતી. તમારે એ બહુ મોટો ફાયદો છેન અમારે company ની અંદર regular જવું જ પડે છે અમે ઘરે બેઠા કામ નથી કરી શકતા તમારે માટે બહુ સારું છે તમે ઘરે બેઠા જયારે ઈચ્છા ના હોય તમારી તો તમે ઘરે બેઠા પણ કામ કરી શકો છો તમારું હમણાં આમરે આવી રીતે ના હોય અમારે company daily જવું જ પડે છે હમ બરાબર છે ઠીક છે તો તમને તમારી સાથે વાત કરીને અમને ખુબ ખુબ આનંદ થયો અને ઘણી ઘણી નવી વસ્તુઓ જાણવા મળી આશા છે કે પાછા ફરી તમારી સાથે વાત થશે મુલાકાત થશે હમ પણ તમે ઘણી તમારી સાથે વાત કરીને ઘણું જાણવા મળ્યું અને આપણે ભાઈ કયારેક મુલાકાત થાય એવા અને પાછા આપણે ક્યારેક પાછા મળીએ. તો વધારે સારું લાગશે કેમ કે વાત કરીને તમારી સાથે વાત કરીને મને સારું લાગ્યું તમારો time પણ સારો ગયો તમારો ખુબ ખુબ આભાર. આભાર તમારો ધન્યવાદ તમારું ધ્યાન રાખજો ધન્ય હમ ધન્યવાદ

ધરતી નાં અમી માણસાઈ નાં પાણી શોધાઈ નહોતા ગયા એ સમય ની આ વાત છે વસંત ઓગણીસો અને શોળ ના ચેત્ર મહિના સોરઠ ઉપર કુલ

તી મહેક માંણતિ હતી કણબીની નાની દીકરી ઓ ગાજર મૂળા કે મગની પોનીસોંગે ખાતી ખાતી પહાડી નાં ક્યારા વાળની વાડતી અને ઝરમર્તે સાદે ગાતી હતી રામનવમી નો રૂડો દિવસ છે અને મદભરે લીલી શીંગ માં માનવીનો બોલાશ નથી સંભળાતો ખેડૂતો ને આપતો ભાળીને ધોરિયે ઓરો દીધો અને પોતે સહુ ઉપવાસ રહીને ગામમાં પાછળ દાળા ના

ટોળીય બ્હીક વિનાના મોરલા લીલા મોર મોરને પોતાની જાંબલી કોક થી હથે પડતો ચણે છે ફરતેજના આંબાવાળીની કોયલો ડાળે ડાળે હીંચકે છે આવું સૌને મળ્યું સવાર આવા વહેકતાં આંબેરન ઉંચા ઘાટ ચાસ્તિ કિયામાંથી ભરાઈને આવતો મીઠો પવન અને આવા જેવો પંખી ના તોપાદ ચિત્ર મહિનાની આ છલકતી શોભા દેખાતી રચીલાં ઘોડેસવાર આંખે જાણે સુખનો ભેરુના ધરાય છે આહે રાખે ભય આહે જત બાપા જોજો હો ક્યાંક રામનોમ રસ્તા માં નો કરવી પડે રાજપૂત ની સાથે પોરખા બાંધવાના કાંઠના બે ગાળા હતા એને હાંકનાર ને પોતે આમ રાજપૂત ટોકતો આવે છે ગાળા હડકતા ભર્યા છે એક ગાડું મુળુ પરમાર નામનો રાજપૂત હાંકે છે અને બીજું ગાંડું જગ્ગો મકવાણો નામનો ખોઈ બેઠો છે વરચેઝ અને ચિત્ર વચ્ચે કડીયા આંબા ની નજીક આવે છે ત્યાં રાજપુત એ જોયું કે પચીસ ત્રીસ ઉતારો ભરીને બીજા ત્રણ ચાર ગાળા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષ ને આવડે એવડો મોટો સંઘ જતો જોઈને સવારે ઘોડા ની લગામ જરા ધીરી મૂકી ચાલને વધારી ગલકારે માં તો આંબી પણ ગયો આધેડ થીજ એને સંઘ ને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામમાં ગોવર્ધન શેઠ અને ચાલ ચાલ્યો રહ્યો છે અને દડવાના ચો ચામસી છે

ચામસી શેઠ જય સ્વામિનારાયણ રવા ભાઈ એ જવાબ આપ્યો આપણા ઓરડા ચણાય છે તે તેઓ સારું લેવા હું ભાવનગર ગયો હતો ઠીક થયું ઠીક એ ત્રણ શેઠિયા બોલ્યા અમે તો ભાવનગર કાલ જ ઉપર ગયા તા ત્યાંથી આજ ઘેર જઈએ છે સાંજે સાથે પાંચ સાત હજાર નું જોખમ છે સારું થયું કે તમારા ઘર સુધી સંગાથ છે હા ભલે જો અમે હોટ તો અપને સો સાથે ચાલશું પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે એમ કહી રવા ભાઈએ પોતાના ગાડા આગળ કર્યા વચમાં વાણીયા ના ગાડાં રાખ્યા અને પોતે ઘોડે સવાર પાછળ થઇ ગયા નદીનો લખો પટ હટાવી ને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવા ભાઈએ જોયું કે કાલીયા આંખેથી બે હતિયાર બંદ સિંધી લોકો પાસળ પાસાળ ચાલ્યા આવે છે અને લોકો એ રવા ભાઈને પૂછ્યું કા ભાઈયો તમે ક્યાં જાવ ચો સિંધી ઓ બોલ્યા આ સરહદો ને અમારો છે